પતિ ગયો અમે દુનિયાની પુજા નથી કરતા અમે અમારા અમારી દુનિયા અમારા મા બાપના ચરણોમાં કાર્તિક હતો એ કાર્તિક હતો જેને મા બાપે કીધુ કે તુ દુનિયાની પરિક્રમા કરવા પણ ગણેશ શું હતુ મા બાપની પરિક્રમા કરીએ

તમે કાર્તિક છો અમે ગણેશ છીએ અમે મા બાપની પુજામાં જ આખી દુનિયાની પરિક્રમા સમજીએ બિમાર પડી જાય છે તો ત્યારે તમે કેમ એમને કામ કરવા દેશો અમે કોઈ કામ ન કરવા દઈએ

તમે એક વાર આવો એક વાર આવો કભી હવેલી પે

દહેગામમાં દહેગામમાં તો તમે કેતા તા કે ફ્લેટમાં રહો છો અને પછી આઓ કભી હવેલી પર ક્યા છે તમારી હવેલી

હવેલી જેવુ છે એવુ છે okay તો તમે હવે કીધુ છે તો મને interest લાગ્યો છે કે મન તમારે ઘરે આવવુ જોઈએ આવો કદી ચા નાસ્તો કરાઈશુ

હવે હવેલી ઉપર આવો છો તો ચા નાસ્તો ખારી બિસ્કિટ ખાવા કરતા હું પંચ્યાશી કિલોના થયા છો ઘરે આઈને જાવ પંચાણુ કિલોના કરી નાખીશ ના ના અવે જરૂર નથી મને લાગતુ નથી કે હુ તમારે ઘરે આવ્યા પછી પંચાણુ કિલોની થઈ જઈશ કેમ ના થાવ?

મારો એટલો બધો વજન નથી પંચ્યાશી કિલો કેમ નહિ?

સાંઈઠ કિલો એ તો ખાલી ચપ્પલનું જ હશે કાં તો પછી ખાલી પછી પગનું હશે Cuse me mind your language એ વાંધો નહિ અમે આવશું તમારી હવેલી પર okay ક્યારે બોલાવશો બોલો અમ અઠવાડિયામાં આવો કેમ કે અઠવાડિયા પછી હું ઘરે જ છુ રજા છે મારી રજા છે હવે તમારે રજા હોય તો જરૂરી થોડી મારીય રજા હોય

તો તમારે ઘરે આવવા માટે special થોડી રજા રાખુ હું

ના રખાય તમે busy તમારી કરતા busy મારે અમે dollar વાળા છે તમે salary વાળા છો

બરાબર છે કશો વાંધો નઈ ક્યારે મલીએ? જ્યારે બોલાવશો ત્યારે આઈ જઈશુ અઠવાડિયામાં કદી program set કરીને કશો વાંધો નહિ પાક્કુ ચલો બસ ok વાંધો નથી nice to talk with you and better the feeling okay

ચલો bye બ bye good night

હવે ક્યારે call કરવાનો છે?

હા તે વાંધો નહિ હવે મનેય time મલશે તઈ કરશુ ok bye good night

good night બસો પાત્રીસ વર્ષ જીવવાની જડીબુટ્ટી થી ચીંધી બતાવતું ચામાંડીયું ઉત્તર પશ્ચિમ ની ફ્રાંસ બ્રિટન ની નામ ના સાગરતટ શહેજ અંતર્યાય ભાગે અંતર્યાય ભાગે એક ગામ હતું ગામ માં ગામ માં સુર્યાસ્ત પછી અંધારું ઘેરાવા માંડે ત્યારે અમૂક ગુફાઓ ના અવાજ થી ચામાચીડિયા ગોઠણ નાથે બંધ નીકળી ગુફાઓ ના અવાજ થી પડે છે ગુફા જાણે અચાનક કાળો ધુમાડો પાડતી હોય એવું દ્રશ્ય સર્જાય છે ચામાચીડિયાની આશરે ચૌદસો પ્રજાપતિઓ પ્રજાતિઓ છે અહીં તે થિસિસને લગતિ વાત છે જેમનો સમુદાય઼ હવામાં ચડતા જીવડાંઓ શિકાર નીકળ્યો છે આ ચામાચીડિયાએ પ્રસ્તુત લેખનો વિષય બનાવ્યા છે કેમ કે biologically પંચોતેરમી century પુરી કરી જીવ વિજ્ઞાનીઓ માટે રસ નો વધતા રહસ્યનો વિષય બન્યો છે વિજ્ઞાનીઓની ટુકડીઓ દર વર્ષે જુલાઈ માં ચામાચીડિયાની ગુફા નજીકના મેદાનમાં છાવણી નાખે છે ત્યારબાદ તે તેમાં ચામાચીડિયાઓ તેઓ ફસાવે છે અને તેમના લોહીનું sample મેળવી કસનળીમાં ભરે છે પકડાયેલા ચામાચીડિયાના કેટલાક એવા હોય છે કે જેઓ બે ત્રણ કે ચાર પાંચ વર્ષ અગાવ પણ જાળ માં સંપડાયાં અને જીવ વિજ્ઞાનીઓએ તેમના લોહીનું તેમજ કોષોનું પૃથકરણ કરી ચુક્યા છે બાર મહિને ફરી વખત જુલાઈમાં એજ ચામાચીડિયાનું એજ રીતે શારીરિક પરીક્ષણ કરાય છે ત્યારે ખબર પડે કે વયોવૃદ્ધિ કેટલી માત્રામાં થવા પામી એક વર્ષ બહુ ટુંકો સમયગાળો લેતા તેથી જીવવિજ્ઞાનીઓ નવ વર્ષે થયે સંશોધનને વળગી રહ્યા છે સંશોધન હેઠળનાં દરેક ચામાચિડિયાએ તેમના ઓળખ નંબરની ટચૂકડી ચીટક પદ્ધતિ લગાડી હતી નવ વર્ષ પછી જે તુલનાયાત્મક આંકડા નજર સમક્ષ સામે આવ્યા તે જીવવિજ્ઞાનીકો માટે puzzle તેમજ પડકાર સ્વરૂપ હતા માટે puzzle પડકાર સમાન હતા ચામાચીડિયામાં ખાસ વયોવૃદ્ધિ થયેલી જણાતી ના હતી અમુક તો એવા તે તેવા સમૂહ જોયા સદા યુવા લગતા હતા આમ કેમ આમ ના બનવું જોયે કુદરતનો ધારો છે કે નાનો કદવાળા હોય કે સજીવ તેમનું જીવ વેન ઝડપી તરીકે વિતાવે વયોવૃધાની રફતાર ખાસી રહે અને બોવ ટૂંકું આયુષ્ય ભોગવીને તે વૃદ્ધાવસ્થાને લીધે એકંદરે થોડા વર્ષોમાં મૃત્યુ પામે શારીરિક કાળ જેમનું મોટું હોય તે સજીવોની જીવનયાત્રા લાંબી રહે અને આપોઆપ તેઓ દીર્ઘાયુ બને જીવનવિજ્ઞાન સંશોધકોએ જણાવ્યું કે

રશીયાના સાઇબિરિયા પ્રદેશમાં થતા ચામાચીયાનું વજન પચીસ ને બદલે માત્ર સાત gram જ છે જીવનવિજ્ઞાનના ગુજરાતી ધારા પ્રમાણે એની આવરદા બેક વર્ષ કરતા વધારે ના હોવી જોયે પરંતુ છે એક ટચુકડા ચામાચિડીયાના રશિયન biologist ટીમે ઓગણીસો ચોસઠમાં તેને પીંછા માટેનું label ચીપકાવ્યું આ ચામાચીડિયું બે હજાર છ માં પણ જીવંત હતું એટલુંજ નહિ

વાવડ મળતા નથી છતા બેતાલીશના આંકડાને મુલવીને હિસાબ માંડો તો તેના પ્રમાણ માત્ર સરેરાશ મનુષ્યએ બસો પાત્રીશ વર્ષ સુધીતો અંતિમધામે જવાનું નહીં પ્રજાતિની વ્હેલ તો સતારશો વર્ષ ખેંચી નાખે આફ્રિકી હાથીનું આયુષ્ય સાડા સાત ગણું વધી જવા પામે છે વયોવૃદ્ધિને લેગ વળગે છે ત્યાં સુધી તો અગરતો પ્રજાતિના ચામાચીડિયા પાસે મનુષ્યોના નથી મનુષ્યોની વાય અઠ્યાવીશ થી ત્રીશની વર્ષ થાય ત્યાં સુધી દરરોજ જેટલા શારીરિક કોષો મળે તેના કરતા વધુ કોષો જન્મો જન્મે પણ ત્યાંર પછી ગુણોત્તર વિપરીત થાય છે વયોવૃદ્ધિની પ્રક્રિયા માંશપેસી ઠીલા પડયા લમણા પાસેના અમુક વાળ તેમનું કાળું ગુમાવી દે છે બીજી ઘણી રીતે શરીર નો ઘટાડો પહોંચે છે મનુષ્યો બે એક સદીમાં પહેલા જે આયુષ્ય ભોગવતા હતા તેના કરતા આજે સરેરાશ આયુ મર્યાદા અઢી પોણા બે ગણી છે ખરી પરંતુ જે મિલકત પૈકી પોતાના ભાગના વર્ષો બુઢાપાના હોય છે ચામાચીડિયાના case માં એવું નથી ઉમર વધે છે તો શરીર એકંદરે યુવાન રહે છે આ ચામાચીડિયામાં પયાચી ગુણધર્મ વસ્તુ જડે જાણી દઈશ પરંતુ તેની જોડે સંગ્રહાયેલા પ્રશ્નો જીવવિજ્ઞાનીઓને હજી પણ પકડદાવ રમાડે છે સમયચક્ર એકદમ ધીમી ગતિએ બન્યા નું કારણ છે આ સ્તનવયશી જીવોને વળી cancer શા માટે થતું નથી પ્રતિદિન જેટલા કોષો મરે તેટલાજ કોષો ફરીથી જિંદા થય જાય છે કેમ પેદા થાય છે અને ખાદ્યની આપૂર્તિ કરી લે છે આયરલૅન્ડની ડબલિન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વ્યક્તિ આ જણાવ્યું કે ચામાચીડિયાનું જીવન હંમેશા આઠ વર્ષ કરતા વધુ હોય છે આયોગ ને આભારી છે એકવાર યુનિવર્સિટી ના laboratory વિદ્યાર્થીઓ પોતપોતાના વિષયોને લગતા પ્રયોગો કરતા વિષય મૂળભૂત હતો પ્રાણીશાસ્ત્ર પર દરેક તેના ચોક્કસ પાસા અંગે research હાથ ધર્યો છે એક વિદ્યાર્થીએ આપસના વાર્તાલાપ દરમિયાન ખબર જણાવ્યા ફ્રાન્સ ના નજીક biology લાગલગા જ વિસ વર્ષથી ચામાચીડિયાનો અભ્યાષ કરતો હતો આ ખબર ત્યાં પ્રયોગશાળા માં એમ્મા ટેલલિંગએ સાંભળ્યા વિદ્યર્થી પાસે વિગતો માંગી ફ્રાન્સના માં વિદ્યાર્થીઓએ બે ચામાચીડિયા પાર research કરતા તેલલિંગને બિલકુલ ધ્યાન ના હતું કેટલાક સપ્તાહ બાદ તેલલિંગએ અને તેના સહયોગી સંશોધકે માં

સાથીઓ નસીબવંતા રહે ચામાચીડિયા પ્રજાતિના હતા અને તે ખરેખર સુખદ યુગ હતો બીજું wildlife ના બે હજાર દશથી દરેક ચામાચીડિયા ને ઓળખતા

freeze કરીને જાળવી રાખતું હતું આ બહુ મોટી વાત હતી કારણ કે એમ્મા તેલલિંગને અને તેની સાથેના જીવવિજ્ઞાનીઓને research કરવા માટે તૈયાર platform મળે છે research ને લગતું કરવું એ તેમને વિચારી રાખ્યું ના હોય કારણ કે તેઓ પોતે કરતા હતી બે સાશક થય એ જાણીને આખરે આવા પ્રશ્નાર્થથી આવ્યા હતા તેલલિંગએ લોહીના sample નું પણ microscope વડે કોષમાં પૃથક્કરણ કર્યું

નજર સમક્ષ આવે છે genetic bluprint માં જે રંગસૂત્ર હોય તેના વયવૃદ્ધિ સાથે ક્રમશ ઘસારો પહોંચવો જોયે જુદી રીતે કહો તો penshil વડે એકધારું લખતા રહો તેમ અણી ધીમેધીમે બુઠી થાય એવું રંગસૂત્ર વિશે બનવું રહ્યું નીચેની આકૃતિ બરાબર જુવો નમૂના પરંતુ રંગસૂત્ર દર્શાવે છે પીળા રંગના ટોચકાં ટેરવા telometer તરીકે ઓળખાય છે blueprint ના DNA તો તે ભાગ છે ની ઢગલી ગોઠવી હોય એમ DNA ના ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે ATGGA પુનરાવર્તિત થયેલા છે મનુષ્યના કોશોમાં દરેક રંગસૂત્ર છેડે આ જાતના પંદરસોથી બે હજાર પાડો electrione microscope થી થકી જોવામાં આવ્યા છે સોનપાપડી ની યાદ અપાવતી આ રચનાનો મતલબ આ છે કે એટલી વખત પુનરાવર્તન થતું હોય છે જિંદગીના પ્રથમ અઠ્યાવીશ થી ત્રીશ વર્ષ નો ઉમરો વટાવ્યા બાદ ઉમર જેમ વધે તેમ telimeter ઘસાય છે એક પછી એક પડ નાબૂદ થાય છે લંબાઈ ઘટે ફક્ત મનુષ્ય નહિ પ્રત્યેક સ્તન્ય વંશી સજીવના સજીવની લંબાઈ વયવૃદ્ધિ સાથે સતત ઘટતી રહે છે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શારીરિક કોષો જેમ વિભાજન પામે તેમ વયોવૃદ્ધિની પ્રક્રિયા અવિરત ચાલ્યા કરે છે આ કુદરત ની ઘટના ક્યાંય જોવા મળતી નથી આનું રહસ્ય શોધવું સહેલું નહી તેથી ઇમ્મા ટેલિંગ અને તેના સહયોગી જીવવિજ્ઞાનીએ છએક વર્ષ સુધી મથ્યા ત્યારે એ જ સજીવો ના પાસા ધ્યાન માં આવી research team એ ચામાચીડિયા ને જુદાં જુદાં પ્રકાર ના

નમસ્તે આપડે કેવી કેવી ર્રીતે શીખીએ છીએ સીક સીક શિક્ષણ વિશે ના પ્રારંભિક ખ્યા ખ્યાલ મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય કે એ થાય કે પ્રાણી કે મહા માનવી કોઈ પણ બાબત નું શિક્ષણ મેળવે કેવી રીતે આ પ્રશ્ન પ્રશ્ન એ અનેક વિધવાન વૈજ્ઞાનિકો ને સંશોધન માટે ની પ્રેરણના પૂરી પડે છે એ આ અનુસંધાન માં કેટલાક સંશોધન ઓ અને તે પ્રયોગો માનવી અને પ્રા પ્રાણી ની શિક શિક્ષણ પ્રાપ્તિ કરવા ની તરવ તરવો વિશે ની માહિતી પૂરી પાડે છે અનેક સંશોધનો અને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવા કરવા ની વેદ તરાઓ માં થી મુખ્ય ટ્વે ચાર ચાર તરાઓ ની ચર્ચા આપડે કરીશું અનુ અનુકરણ અનુકરણ દ્વારા શિક્ષણ શિક્ષણ માનવબાળ હોય કે પ્રાણી પ્રાણી માં મોટા ભાગ નું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે અનુકરણ દ્વારા મેળવેલ મેળવેલ શિક્ષણ અવલોકન અવલોકનાત્મક શિક્ષણ અને સામાજિક શિક્ષણ પણ કહેવાય છે કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકારનો મુખ્ય મુખ્ય આધાર છે અવલોકન અવલોકન જોઈ ને વ્યક્તિ પોત પોતાની આસપાસ માં સામાજિક પર્યાવરણ માંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે દાખલા તરીકે માતા પિતા સાથે સ્કુટર પર ફરવા જવું બાળક ઘરે પોતાની cycle ફેરવતા ફેરવતા એ એક જગ્યા એ cycle ઉભી રાખી તેમાં petrol માટે ત્યાં ત્યાં પડેલા હવા હવા ભરવા ના પંપ પમ્પ ની tube ને પોતાની cycle sheet પર લગાવી થોડી વાર થી ખિસ્સા માંથી પૈસા કાઢી ને આપવા નું અભિનય કરે છે કરે એ અનુ અનુંકરુનાત્મક શિક્ષણ નું જ ઉદાહરણ છે એક થી સવા સવા વર્ષ નું બાળક કાને phone mobile phone રાખતું જોવા મળે છે તે નું તેનું અનુકારુનાત્મક શિક્ષણ નું જ ઉદાહરણ છે રોજ બરોજ નાં જીવન માં આવા અસંખ્ય ઉદાહરણ ઓ જોવા મળે છે આ તમામ પ્રકાર ના શિક્ષણ વ્યક્તિ સમાજ માંથી મેળવતી મેળવતી હોવા ની અનુંકરનાત્મક શિક્ષણ ને સામાજિક શિક્ષણ પણ કહે છે ના ના નાની બાળકી ઓ television પર અનેક અભિનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિ ઓ ચોક્કસ પ્રકાર ના પ્રસારણ ઓ દેખે અને fashion label કપડા વાપરતા જોઈ ને તે પ્રકાર નાં પ્રસાધનો અને કપડા નું ઉપયોગ કરે કરે તો તેને નમુના નું અને modelling શિક્ષણ પણ કહેવા માં આવે છે બીજું પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ શિક્ષણ ની આ શાળા માં પણ પ્રાણી કે મન માનવી ને તેની સમક્ષ આવી આવી પડેલી સમસ્યા માંથી બહાર બહાર નીકળવા નો માર્ગ તરત ત જ શોધી શકતો નથી પરંતુ આ માટે જેમ જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે તેને શિક્ષણ મળ્યા નું અનુમાન પરત પ્રતીપયાત્ન થયેલ સમય તેની ભૂલો નાં ઘટાડા દ્વારા આવી શકે છે આ અંગે ની વિસૃત સમજ મેળવવા માટે વિસ્તૃત સમજ મેળવવા માટે તમે ગાય કે બિલાડી પર કરેલ

એવી રીતે કરવા માં આવી હતી કે જે જેમાં આપડે આપેલી પેટી નો દરવાજો ખુલી જતો હોય છે આ સમસ્યા પેટી માં બિલાડી મૂકી અને સમસ્યા પેટી ની બાર બિલાડી ને દેખાય તે રીતે ખોરાક ખોરાક મુક મુકવા માં આવ્યો હતો સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટી ની બાર નીકળવા નો પ્રયાસ કરવા લાગી સરુઆત માં સમસ્યા પેટી ને સળિયા પર પંજા માર્યા સળિયા ને બટકા ભર્યા સમસ્યા પેટી માં આમ આમ આમથી તેમ આંટા માર્યા આમ થી તેમ આંટા આંટા માર્યા માર્યા ટૂંક માં કોઈ પણ જગ્યા એ થી સમસ્યા પેટી માંથી બાર નીકળાય નીકળાય છે કે કેમ એ ચકાસ્યું પરંતુ બિલાડી ને સમસ્યા પેટી ની બાર

પંજો સમસ્યા પેટી આ સત્ય ઘટના હતી બિલાડી ની બિલાડી એ કોઈ પણ હેતુ હેતુ કે સમજ પૂર્વક કળ દબાવી ન હોતી એટલું જ નહી આ કળ દબ દબાવવા દબાવવા થી જ દરવાજો ખુલ્યો છે એવો પણ તેને ખ્યાલ નહતો અને તેથી જ તેથી જ બિલાડી ને ફરી સમસ્યા પેટી માં મુક મુકવા માં આવતા આવતા જતા જ પહેલા ના જેવા જ વ્યર્થ પ્રયત્નો ચાલુ કર્યા તેથી બિલાડી ને કળ અને દરવાજા વચે નો સંબંધ સમજ પ્રાપ્ત થઇ ને તે બાબત નું સમર્થન મળી ગયું આ રીતે સતત ચોવીસ દિવસ સુધી કુલ ચોવીસ પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગ ચાલુ કર્યા ચાલુ રાખતા ચોવીસ મુ પ્રયત્ન પણ પાંજરા માં મુકતા સાથે જ કલ બળ થી સમસ્યા પેટી ની બાર બહાર નીલવા ની શિક્ષણ બિલાડી ને પ્રાપ્ત થયું સામાન્ય રીતે પ્રાય પ્રયત્નો school દ્વારા મેળવતા શિક્ષણ માં જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ પ્રયત્ન સાથે લાગતા સમય માં નોંધ પાત્ર ઘટાડો થતો જાય છે અહી પણ બીલ બિલાડી પર પર ના પ્રયોગ પ્રયોગ પ્રયોગાત્મક પ્રયત્ન વધતા સમસ્યા પેટી ખોલાવવા ખોલાવવા સમયે નોંધ પાત્ર ઘટાડો ઘટાડો જોવા મળ્યો પ્રથમ દિવસે કળ દબ દબાવી ને સમસ્યા પેટી નો દરવાજો ખોલાવવા માં લગભગ એકસો સાહીંઠ second જેટલો સમય જ્યારે ચોવીસમાં પ્રયત્ને બિલાડી ફક્ત દસ second માં જ સમસ્યા પેટી નો દરવાજો ખોલી બહાર આવી ખોરાક ખોરાક મેળવવા નું શિક્ષણ છે આમ પ્પ્રયત્નો ને ભૂલો દ્વારા જ મળતા શિક્ષણ માં સરુઆત નાં પ્રયોગ

ભૂલો ઓછી થતા થતા ભૂલ વગર ના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે બીજું અભિસંધાન દ્વારા શિક્ષણ અભિસંધાન એટલે જોડાણ અભિસંધાન એ શિક્ષણ ની એક તરાર છે જે કે જે સાહચર્ય સાહચર્ય વાદ ઉપર પર આધારિત છે મૂળ તત્વ તત્ષ્ટ ઉદ્વેપ્ક સિવાય ના ઉદ્વેપ્ક પ્રત્યે સામાન સમાન પ્રતિક્રિયા આપવા નું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રક્રિયા ને અભિસંધાન થયું કેવાય દાખલા તરીકે શાળા ના જુદા જુદા પ્રકાર ના ઘંટ વાગ વાગવા ની આપડી વ્યર્થ પ્રવૃતિઓ આ પ્રકાર ના શિક્ષણ માં વ્યકક્તિ ને થતા અનુભવો ની સાંવ સાવેન્દ સંવેદ્નીક પ્રતિભા ઓ નું મગજ માં જન્મ થાય છે ને તેથી એક ઉદ્વેપ્ક એથી એક એક ઉદ્વેપ્ક રજૂઆત થતા જ અન્ય ઉદ્વેપ્ક સમુર્ધ તાજી થાય છે આમ અભિસંધાન એટલે અનુ અનુભવો ની એવી સાંકળ કે જેવી જેમમાં એક ઉદ્વેપ્ક ની ઉપસ્થિતિ ઉદ્વેપકો ની હાજરી હોવા નો અહેસાસ થાય છે russian russian શરીફ શાસ્ત્રી ઇવાન petrol પાવલે પાચનક્રિયા નો અભ્યાસ કરતા કરતા અનેક પ્રયોગો કરી અભિસંધાન નું શું સમજાવ્યું આ અભિસંધાન પરંપરાગત હોવા હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા રોજ અભિસંધાન તરીકે પણ ઓળખવા માં આવે છે પ્રસ પ્રશિષ્ઠ અભીસ્સંધન નો પ્રયોગ પ્રશીલ પાવ પાવ પાવલો ને પાચન ક્રિયા નાં અભ્યાસ માં રસ હતો એમ એમના પોતાના જીજ્ઞાસા સંતોષવા માટે કુતરા પર પ્રાયોગિક પ્રાયોગિક અભ્યાસ કરતા કરતા તેમને અભિસંધાન વિશે ગણી ગણી જાણકારી પ્રાપ્ત કરી પ્રાપ્ત થઇ અને મનો વિજ્ઞાન પ્રશિષ્ઠ અભી અભિસંધાન ની મહામુલી ભેટ મળી પવલાઓ ની ઓગણીસો ચાર માં તબીબી વિદ્યા ક્ષેત્ર માં નોબલ પરોસ્તોશિક એને તૈનાત થયું હતું પાવલો એ પોતાના પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં જેમાં કુતરા સ્થિર ઉભો ઉભો રાખી અને તે તેના મોમાં થી જરતી લાળ લાળરસ માપન યંત્ર માં એકથી થાય

પરંતુ પછી ખોરાક રજુ રજુ થતા કુતરા ના મોમાં લાળ જરૂ જોવા મળ્યું હતું હવે હવે તેમને ખોરાક અને ઘંટડી બન્ને ની રજૂઆત વારંવાર એકસાથે કરી આમ આ પ્રકા પ્રકાર ની રજૂઆત નું પુનરાવર્તન ફક્ત ઘંટડી નું અવાજ સામાન્ય સામાન્ય કુતરા ના મોમાં માં લાળ જારવા ની પ્રતિક્રિયા જોવા મળી ઘંટડીનો અવા આવાજ માત્ર સાંભળી ને કુતરો

આટલે થી જ નાં નાટક પત્યું એમાં વિવિધ પરિવર્તન લાવી ને શાસ્ત્રીય અ અભી અભિસંધાન સિધાંત ને વધુ સ્પષ્ટ બનાવ્યું પ્રશિષ્ટ અભિસંધાન ના મૂળભૂત ખ્યાલો અહી આપડે પાવ્લાવે પાવલે પાવ્લવે કરેલા અભિસંધાન નાં પ્રયોગ વિશે ની સાદી સરળ ભાષા માં સમજ મેળવીએ પરંતુ મનો મનો વીજ્ઞાન વિદ્યાર્થી હોવાના પ્રશિષ્ટ અભિસંધાન ને સમજવા ના સમજવા માટે તેના કેટલાક પારિભાષિક શબ્દો ની ની સમજ મેળવવી અનિવાર્ય છે અનભ અનાભીસંદેપ ઉદ્વેપ્ક જે ઉદ્વેપ્ક્ કુદરતી સ્વભા સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય અને એને એન અનાભીસંદેક ઉદ્વેપ્ક કહેવાય છે પાવલો ની પ્રયોગ માં કુતરા કુતરા ની સમક્ષ ખોરાક રજુ રજુ કરતા સાથે કુતરા ની મોં માં સ્વાભાવિક રીતે લાલ જરે તે આથી કે આથી આથી આવી લ લ આવી અનાભીસંદેક પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા જવાબદાર કોણ હોય તે ઉદ્વેદક ને અન્ન અભી અન્ન અભી સંદેહ ઉદ્વેદ્ક કહેવાય છે અહી ખોરાક એ અન્ન ઉદ્વેપક છે કેમ છો બાળકો? મજામાં છો ને? તો ચાલો આજે આપણે એક વાળા જીવનજરૂરીયાતની એકદમ નાની વાત ઉપર વાત કરીએ જે છે સ્વચ્છતા. સ્વચ્છતા મતલબ આપની પોતાની, આપણા ઘરની આપણા સમાજની, આપણા society ની, આપણી દુનિયાની, આપણા શહેરની આપણા દેશની, આપણા ખુદની, આપણા ઘરની, બધાની સ્વચ્છતા.

બહુ જ જરૂરી છે, અત્યારના જીવનમાં જેટલી જ દુનિયા ભાગમભાગ કરી રહી છ એટલું જ અત્યારે જીવનમાં સ્વચ્છતા જરૂરી થઇ ગયી છે. ચલો આપણે પોતાના સ્વચ્છતાની વાત કરીએ તો આપણે સવારે વહેલા ઉઠીને દરરોજ નહાવાની ટેવ પાડવી જોઈએ. નહાતી વખતે

બરાબર પાણીથી હમ સરસ એકદમ ચોખ્ખા થઈને નવા કપડા પહેરવાનું જ છે. નવા કપડા પહેરીને કાન સાફ કરાવવા.

એમ આપણે કાન સાફ કરવાની પણ ટેવ રાખવી જોઈએ. આપણા નખમાં કચરો ના ભરાઈ રહે. આપણા હાથ પણ ગંદા ના હોય. એનું આપણે ધ્યાન રાખીએ. જમતી વખતે પહેલા આપણે હાથ ધોવાની ટેવ પાડીએ. જમીને પછી પોતાની થાળી પોતાની જાતે આપણે રસોડા સુધી લઇ જઈએ એવી ટેવ પડવી જોઈએ. જયારે તમારી માતા

જેવી રીતે મમ્મીનું જીવન ચાલી રહ્યું છે, જેવી રીતે મમ્મી બધું સાફસફાઈ કરે છે એવી રીતે આપણે એકથી ફટાફટ સાફસફાઈ એની કરાવવી જોઈએ. મમ્મી જેવી રીતે આપણા ઘરને સાફ રાખે છે તો તમે મમ્મી જયારે પોતાં કરીને રસોડામાંથી બહાર નીકળે તો એટલું તો ધ્યાન રાખીએ

જો આપણે સ્વચ્છતા રાખીશું તો જ તો આપણને મચ્છર નહિ કરડે ને. બાકી તો આપણને મચ્છર કરડશે અને મચ્છર કરડે તો પછી આપણને તાવ પણ આવે.

ચોખ્ખું રાખવું પડે છે. જો આપણે જ આપણા ઘરને ચોખ્ખું નહિ રાખીએ તો આપણે બીજા જોડેથી શું આશા રાખીશું? એવું તો આપણે ના જ કરાય. આપણા ઘરને તો આપણે જ ચોખ્ખું રાખવું જોઈએ અને આપણે ભલે નાના શિશુ હોઈએ, આપણે ભલે નાના બાળ હોઈએ પણ આપણા ઘરને તો આપણે જ ચોખ્ખું ચોખ્ખું જ રાખવાનું અને એ જવાબદારી આપણી જ છે. સાચી વાત ને બાળકો? હા એવી રીતે, જેવી રીતે આપણે આપણા ઘરને ચોખ્ખું રાખીએ છીએ એવી રીતે આપણે આપણા માંથી પણ ચોખ્ખું રહેવું જોઈએ મતલબ કોઈ પણ વસ્તુ કે જે નકારાત્મક હોય એ નકારાત્મક વસ્તુ કે નકારાત્મક વિચારોને આપણે આપણા મગજમાં લાવવાના જ નહિ. આપણે જિંદગીમાં સકારાત્મક જ બનવાનું, સકારાત્મક જ રહેવાનું. બાકી તો સકારાત્મક જિંદગી જીવવી એ તો આપણાથી થાય જ નહિ. તે વસ્તુ જ આપણામાં ના આવવી જોઈએ. આપણે પણ જીવનભર બધાને માટે સકારાત્મક જ રહેવું જોઈએ. એ આપણા મનની સ્વચ્છતા વધારે છે. આપણે જેટલા સકારાત્મક હોઈએ એટલું જ આપણું જીવન સુખી અને આનંદમય રહે છે. જેવા આપણે સુખી એવા આપણા આજુબાજુના માણસો સુખી. એવા આપણા માતાપિતા સુખી. એવા જ આપણા બા-દાદા સુખી. એમ જેવા આપણા બા-દાદા અને માતાપિતા સુખી એવું એક કુટુંબ સુખી તો એવી રીતે જો એક કુટુંબ સુખી અને પછી આગળના બધા જ કુટુંબ જો સુખી થઇ જાય તો આપણો સમાજ સુખી થઇ જાય એટલે કે સમાજને પણ સુખી બનાવી શકીએ છીએ. આપણે એવા સકારાત્મક રીતે વિચારસરણી રાખીએ તો આપણે સ્વચ્છ પણ રહીએ, આપણા મનની પણ સ્વચ્છતા રહે, સમાજના મનનની પણ સ્વચ્છતા રહે અને બધાના જીવન સકારાત્મક ની જોડે જોડે સુખી પણ બની જાય છે. મતલબ અત્યારે જીવનમાં જે પરિવર્તન આવી રહ્યા છે એ બધા જ પરીવર્તનોને આપણે સકારાત્મક રીતે લેવાના હોય છે. પછી વાત રહી આપણી એ પણ આપણે સમાજની સ્વચ્છતા સમાજની સ્વચ્છતા મતલબ આપણે જે રહીએ છીએ, આપણી જે society છે, આપણા જે ઘર છે.